સી અને C માં સ્ટ્રક્ચર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્ટ્રક્ચર્સ શું છે
સ્ટ્રક્ચર્સ જાહેર કરવું
આપણે આ ઉદાહરણ મારફતે કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો સ્ટ્રક્ચર્સ ના પરિચય સાથે શરૂ કરીએ
એક અથવા વધુ વેરિયેબલ્સ એક નામ હેઠળ જૂથ થયેલ હોય તે સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય છે
સ્ટ્રક્ચર્સ એક ઓબ્જેક્ટમાં અલગ અલગ ડેટાને ગ્રુપ કરવા માટે વપરાય છે
તે કમ્પાઉન્ડ data ટાઇપ તરીકે ઓળખાય છે
તે સંબંધિત માહિતીને એકસાથે જૂથ કરવા માટે વપરાય છે
હવે આપણે સ્ટ્રક્ચર જાહેર કરવા માટેનું સીન્ટેક્ષ જોઈશું
અહીં કીવર્ડ સ્ટ્રક્ટ કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે
strcut name એ સ્ટ્રક્ચરનું નામ છે
ઉદાહરણ તરીકે
સ્ટ્રક્ટ એમ્પ્લોયી તમે કોઇપણ નામ આપી શકો છો
હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું
આ માટે સીન્ટેક્ષ છે સ્ટ્રક્ટ struct name અને struct var struct var એ struc name ટાઇપ નો વેરિયેબલ છે
ઉદાહરણ તરીકે
સ્ટ્રક્ટ એમ્પ્લોયી એડીડીઆર એડીડીઆર એ એમ્પ્લોયી ટાઇપ નો વેરિયેબલ છે
ચાલો આપણા ઉદાહરણ પર જઈએ
મેં એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે તો ચાલો હું તે ખોલું
નોંધ લો કે આપણી ફાઈલનું નામ structureસી છે
આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું
ચાલો હવે હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે સ્ટુડન્ટ તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે
પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે ઇંગ્લિશ મેથ્સ અને સાયન્સ
સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે
આ આપણું મેઈન ફન્કશન છે
અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ ટોટલ જાહેર કર્યું છે
હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ સ્ટડ જાહેર કર્યું છે
સ્ટડ એ સ્ટુડન્ટ ટાઇપનું વેરિયેબલ છે તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે
તેમને 75 70 અને 65 તરીકે અસાઇન કરી
અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું
પછી આપણે પ્રિન્ટ કરીશું
આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે
હવે સવે ઉપર ક્લિક કરો
ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ ઉપર Ctrl Alt અને ટી કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો જીસીસી સ્પેસ structureસી સ્પેસ o સ્પેસ સ્ટ્રક્ટ અને એન્ટર ડબાઓ
એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો struct એન્ટર ડબાઓ
આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે160 ટોટલ ઇસ 210 હવે આપણે સમાન પ્રોગ્રામ C માં એકઝીક્યુટ કરીશું
આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ
હું સમાન કોડ બદલીશ
પ્રથમ તમારા કીબોર્ડ ઉપર shift સીએનટીઆરએલ અને એસ કીઝ એકસાથે ડબાઓ
હવે cpp એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને સવે ઉપર ક્લિક કરો
ચાલો હેડર ફાઈલ આઇઓસ્ટ્રીમ થી બદલીએ
હવે યુઝિંગ સ્ટેટમેન્ટ ઉમેરો અને સવે ઉપર ક્લિક કરો
C માં સ્ટ્રક્ચર સી ની જેમ જ જાહેર થાય છે
તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી
અંતમાં આપણે પ્રિન્ટફ સ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું
ફોરમેટ સ્પેસીફાયર અને n રદ કરો
હવે કોમા રદ કરો
બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો
અહીં બંધ કૌસ રદ કરો
અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો
અને ડબલ અવતરણ ચિહ્ન અંદર n ટાઇપ કરો
હવે સવે ઉપર ક્લિક કરો
ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો
આપણા ટર્મિનલ ઉપર પાછા આવો
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો g સ્પેસ structureસીપીપી સ્પેસ o સ્પેસ સ્ટ્રક્ટ1 અહીં આપણી પાસે સ્ટ્રક્ટ1 છે કારણ કે આપણે structureસી ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી
હવે એન્ટર ડબાઓ
એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો struct1 એન્ટર ડબાઓ
આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે ટોટલ ઇસ 210 તમે જોઈ શકો છો કે આઉટપુટ સી કોડ સમાન જ છે
હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ
સારાંશ માટે આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રક્ચર
સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ
ઉદાહરણ તરીકે
સ્ટ્રક્ટ struct name સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે ઉદાહરણ તરીકે studમેથ્સ 75 સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા ઉદાહરણ તરીકે ટોટલ studએંગ studમેથ્સ studસાયન્સ અસાઇનમેન્ટ તરીકે કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો
જેમ કે નામે એડ્રેસ ડેઝિગ્નેશન સેલેરી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
જોડાવા બદ્દલ આભાર